ને બાજુમાં કેસરી કલર ની વોલ પર એક હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યો છે.

અને કોઝવે ની આજુબાજુ લીલાછમ વાતાવરણ જોવા મળી રહ્યા છે.

અને કાળા ડિબાંગ વાદળો પણ આકાશમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે કોઝવે ની આગળ એક પથ્થરની શીલા પણ દ્રશ્યમાન થઈ રહી છે.

અને એમની ઉપર એક લાઈટ ચમકતી હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે.

સાથે પર્યટકો અને ખુલ્લુ આકાશ દ્રશ્યમાન થાય છે જેમાં સૂર્યદેવ પણ મહદ્અંશે જોવા મળી રહ્યા છે.

આ ફોટો કોઈ પેટ્રોલ પંપ નો હોવાનું દેખાય છે જેમાં વહીકલો પેટ્રોલ ની લાઈન માં ઊભા છે.

આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ સ્કૂટર ઉપર બેઠેલો હોવાનો દેખાય છે.

રેક માં ત્રણ કાચની રેક છે અને આજુબાજુમાં બ્લુ કલર ના પિલર બનાવામાં આવ્યા છે.

ચિત્રમાં જીવજંતુ દેખાઈ રહ્યા છે જે એક દિવાલ પર ચોટીને બેસી ગયા છે.

સાથે બ્લેક કલરનું વાદળ પણ રાત્રીનો સમય હોવાનું દ્રશ્યમાન કરાવે છે.

એક તરફ લાઈટ દેખાઈ રહી છે અને હોટલ નું હોડિંગ પણ જોવા મળી રહ્યો છે.

સાથે જ આ મકાનના કમ્પાઉન્ડ માં લાલ કલર ની એક કાર તેમજ અન્ય ટુ વ્હીલર પણ ઉપસ્થિત દેખાઈ રહ્યા છે.

આ ઉપરાંત એક સફેદ કલર નો ટેમ્પો અને એક ઓટો રીક્ષા પણ દેખાઈ રહી છે સાથે એક વૃક્ષ પણ દેખાઈ રહ્યું છે.

આ પટાંગણમાં આકર્ષક ફ્લોરિંગ બનાવવામાં આવ્યો છે સાથે નાના-નાના ઓડાઓ પણ દ્રશ્યમાન થાય છે.

જેમાં ત્રણ અલગ અલગ પ્રકારના ગિફ્ટ હેમ્પર્સ જોવા મળી રહ્યા છે.

જ્યાં એક વ્યક્તિ નિરીક્ષણ કરતો હોવાનું દેખાય છે અન્ય એક તરફ એર કન્ડિશન નું કેબિનેટ હોવાનું પણ જણાઈ રહ્યું છે.

ચિત્રમાં સફેદ કપડાની ઉપર એક અસ્ત્રી મૂકવામાં આવી છે.